શું?

અત્યારે હાલ માતો exam આપી અને હવે vacation ની મજા લિયે છીએ અત્યારે તો હમ અમારે પણ એમજ છે કાય બાજુ કાય બાજુ ફરવા ગયા હઈસો તમે કે ઘરેજ છો plan બને છે ના ના ફરવા તો વર્ષે નથી ગયા અના અગલા વર્ષે ગયા હતા આછા કય બાજુ જાય આવ્યા કીધું પણ નય

અચ્છા કયા સ્થળ પર ગયા હતા અમે લોકો મમ્મી પપ્પા હું બેન ભાય બા દાદા બધા સાથે ગયા હતા

અમે બધા સાથે ગયા હતા અચ્છા તમારા મમ્મી પપ્પા દાદા દાદી ભાય, ભાઈ બેન હા

તો ક્યારે, કેવીક મજા આવી, કઈ જગ્યાએ ગયા તા મજા તો બૌ આવી પણ, હા બૌ મજા આવી ઠંડી ની ઋતુ હતી અમે લોકો ભાદ્રીનાથ, હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન, . હમ આંધ્રા, ઈ side ગયા તા આછા શું છે ત્યાં જોવા લાયક ત્યાતો મજાજ આવે બૌજ મસ્ત છે બધું શું? ત્યાં ફરો શાંતિ વાતાવરણ nature ત્યાં બધું બૌજ હા મેં સાંભળ્યું તો છે એવું ત્યાં મજા આવે ને એમ શાંતિ હોય ને nature સારું છે વાતાવરણ બૌજ શાંત હોય અને ત્યાં લોકો જાત્રા એ જતા હોય મોટા ભાગે તો તમે જાત્ર કરવા ગયા હતા હા હા બા અને દાદા ને લઇ અચ્છા એટલે તમે પણ ગયા હતા સાથે અમે પણ ગયા હતા અચ્છા કેટલી ઉમર છે તમારી અત્યારે તો એકવીશ છે આ તો પેલાની છે એમ અમે લોકો પેલા સાથે ગયા હતા ને ત્યા અચ્છા એઇટી ની ઉમર એ તમે જાત્રા ણ જાય આવ્યા ના ના, એટલે જાય તો જવાનુજ હોય ને અચ્છા મને લાગ્યું કે તમે બા દાદા સાથે જાત્રા એ ગયા હોઈસો તો કદાચ ઉમર થય જાય એ લોકો જતા હોય મોટા ભાગે તો અતો મેં પેલી વાર સાંભળ્યું કે આ હવેય તે એઇટી વર્ષ ને જાત્રા એ જાય

હા હા એતો હું સમજી ગયો તમારી લાગણી ને માં અમારે જવાનું હતું ને એ દિવસે અમારે બૌ બધું થેલા ને bags ને એવું થયું હતું કેમ કે ફય પાસે મોટી ગાડી હતી નય તો એમાજ જવાનું હતું station અને મારા બા

તે લોકો અમને રાતે station એ છોડવા આવેલા

પછી ગાડી અયવી પછી અમે લોકો બેસી ગયા કેટલાક દિવસ ગયા તા અમે, અમારે પંદર દિવસ ઉપરનો programme હતો પંદર દિવસ ગયા હતા એમને

ઓ અચ્છા સારું સારું સારી વાત કેવાય જવું એ બાર ફરવા જાઓ એટલે mind fresh થય જાય અપ્ડું

હા પણ તમે પાછા જાત્રા એ જાય આવ્યા ને હા હા જાત્રા અને ફરવા ના સ્થળ પણ ત્યાં હતા ફરવા ના સ્થળ ક્યાં હતા અમે લોકો સૌથી પહેલા છેને હરિદ્વાર ગયા હતા, ગંગા, ગંગા ને નદી એ બૌ મજ આવી હતી હા ત્યાં કાક હરિદ્વાર નદી પર એવું કાય છે ને, ગંગા, રામ જુલા, લક્ષ્મણ જુલા એવું કાય છે હા એ બધુજ છે ત્યાં તો કટલી મસ્ત place અમે લોકો ગયા હતા મેં હમણાં એની વિષે વાત સાંભળી ને તો કેટલો change આવી રયો તો અમે ઓકો ગયા ને ત્યારે એવું નોતું

મોટા મોટા ઋષિ ને બધા હોય ને એ લોકો આરતી કરે બધા લોકો જેટલા આવેલા હોય ને એ બધા બેસી જાય એક પછી એક line માં ને બધા અમ આખું દીવાથી એવાથી શાનઘરેલું હોય બૌ મજા આવે હા ક્યાંક ગંગાજી ની આરતી હોય હા હા બધા આરતી કરતા હોય, નયા અમે લોકો જ્યાં આશારામ માં રોકાણા હતા ને રીશીકેશ તે અર્શ્રમ તો બૌજ મસ્ત છે અચ્છા શાંતિ પણ એટલ્જ હયસ ને ત્યાં, અને મજા પણ એટલીજ યુવી હયસે

હા જાત્રા માં કોને ન મજા આવે હા ને, ભાય ને બેન ને બધા સાથે હોય એટલે તો વધારે મજા આવે

હમ

નય અમે ગયા તા ને

અમે સરદાર સરોવર ડેમ ગયા તા, જે આપડે છેને ત્યાં ગયા હતા ત્યાં તો બૌ મજા આવી હતી અપડે ત્યાં ડેમ છે ત્યાંથી overflow થય જાય એ પછી એમાંથી પાણી પડે ને એ પાણી જે turbine ઉપર પડે અને પછી turbine e ફરે ને જે વિદ્યુત ઉદ્પણ ઉત્પન્ન કરે એ, એ અમને દેખાડ્યું કે નીચે જે separate room હતી એ room ની અંદર લય જાય અને પછી દેખાડે કે જો જો આની અંદર turbine આવી રીતે ફરે અને આ turbine ની ઉપર પાણી પડે એટલે પછી ફરીને વિદ્યુત ઉદ્પન થાય અને આ વિદ્યુત જે જથો છે ત્યાં અમે store કરીએ અને જરૂર પડે ત્યારે વિવિધ વિસ્તારો માં generator મોકલીએ અને રોજ મારોજ માં dailylife માં use કરવા માટે પણ અનો ઉપયોગ થાય છે, અને ઘણી બધી રીતે વિદ્યુત ઉદ્પણ થાય એ બધું દેખાડ્યું અને પછી ત્યાં ઉપર પણ લય ગયા માથા ઉપર ડેમ જોવા પણ લય ગયા હતા હમ ત્યાં સારું છે અત્યારે તો ત્યાં statue of unity બની ગયું ને હા અમે ગયા હતા ને ત્યારે એ statue of unity નોતું ત્યારે લગભગ તેના પાયા પણ નોટા નાખના પણ હાલમાં વરસ something થયું હયસે આ બન્યું statueofunity મજા આવતી હયસે કારણ કે અમુક પાછળ એકસો something એકસો તેતાલીસ ફૂટ જેટલું ઉચું છે મને કાય ખ્યાલ નથી કેટલું કે કેટલું ઊંચું છે something એટલું છે તો ઉપર જાયને અંદર અમ જોવાની બૌ મજા આવે હમ મારી friend હમણા જ ત્યાં ગય તી એટલે એ કેતી હતી મેં એના ફોટા પણ જોયા

હમ college માં એક છેને એ અચ્છા ત્યાં તો સારું થય ગયું હયસે બધું ફરવાનું tourism place પણ મતલબ કે એક અજાયબી માં ગણી લિયે ને આવું થય ગયું છે ત્યાં એટલે દેશ વિદેશ થી જોવા આવે એટલે પછી dollar માં પણ આપણને પૈસા મળે એટલે આવકનું સાધન થય ગયું ગણાય હમ એ તો છે પછી અમે લોકો હરિદ્વાર થય ને હરિદ્વાર અમે લોકો બે દિવસ રયા પછી ત્યાં થી અમને જે સ્વામી હતા ને એમને અમને બદ્રીનાથ નાથ જોવા માટે અમને ગાડી બંધાવી આપી હતી અચ્છા હમ એ ગાડી માં બેસી ને અમે લોકો બદ્રીનાથ ગયા હતા ત્યાં અમે લોકો ત્યાં બરફ પડે પણ અમે લોકો ગયા હતા ને ત્યારે બરફ નોટો પડ્યો ને એ અમારાં માટે ઘણું સારું ઘણું હતું કારણ કે જો બરફ પડત ને તો અમે દર્શન નો કરી શકત બરફ ત્યાં પડતો હતો તમે ગયા ત્યારે ના અમે ગયાને ત્યારે જે અમુક અમુક જગ્યાએ અમ પડેલો હતો બરફ પણ અમ જે રીતે snow વાલુંઅવે એ રીતે નોટો પડતો અચ્છા અમે પણ ગયા હતા ને ત્યારે બૌ મજા આવી હતી તો એક દિવસ નું plan કરીને પછી ગયા હતા mostofly અમારે જવાનું થાય ને તો ફય ને, મારા ફય છે એક એમની સાથે જવાનું થાય પણ પછી આ વખતે અમ નામ ગયા હતા uncle ને એમની સાથે બૌ મજા આવી હતી હમ સારું કેવાય અમે લોકો પછી એ બદ્રીનાથ નો રસ્તો છે અ અખો પહાડ ઉપર છે અને ગોળ ગોળ છે એવી રીતે છે પહાડ પર આખું મંદિર આવેલું છે અને બૌ મસ્ત છે અનુ મંદિર તો આછા મારા મારા દાદા ને એ લોકો ગયા હતા તો એ જણાવતા હતા કે અ આવી રીતે આવે ને બધું વાત કરતા હોય ત્યાં આવી મજા આવે ને બરફ પડે ને ડુંગરા હોય મોટા મોટા અંદર હિમવર્ષા થાય ને પછી ત્યાં બરફ પડે પણ તો નીચે જો land sliding થાય તો અપડે અંદર પણ ચલા જઈએ એ બધી વાત કરતા હતા હમ અમે લોકો ગયા ને એના અગલાજ દિવસે અમારી ગાડી પસાર થય ને એની પાસે થી જે વડલા ફાટે ને એ ઘટના બની હતી અને મેં એ વસ્તુ જોયું હતું પણ બધું એમ તૂટી ફૂટી ગયું હતું ને અને ત્યાં એમ વાદળ વાદળ પડ્યું તું એ હોતન જોયું તું મેં હા વાદળ ફાટે મતલબ કે ઘણું બહુ નક્શાન થાય અને જો એ આપડી ઉપર પડ્યું હોય તો વાગે પણ ખરા એ પણ થાય હમ એ તો સાભળ્યું હતું મેં પણ અમારાં નસીબ સારા છે અમે લોકો અન પછી ના દિવસે ગયા હતા હા એ તો નસીબ નસીબ ની વાત છે હમ અને ત્યાં બદ્રીનાથ મંદિર મંદિર છેને એની પાચલ તો છેને સાત ડુંગર એવી રીતે સાત પહાડ છે કૃષ્ણ સાત માથા છે અચ્છા મને કાય આવો ખ્યાલ નથી તમે જણાવો ત્યારે બધી વાત ખબર પડે કે આવી રીતે નવું નવું કાક આવે છે હમ પછી થી ત્યાં અમે લોકો પાછા આવી ગયા ને દિલ્લી side જવાની તૈયારી હતી અમે વૃંદાવન મથુરા આગ્રા એ side ગયા હતા અચ્છા ત્યાં તો દિલ્લી તો રન્ભુમી છેને હમ એમ building નોતી લીધી પણ અમે લોકો આ રીતે આગ્રા મથુરા અને વૃંદાવન દિલ્લી building ગયા હતા હા એ side જઈએ તો બધા place લય લિયે તો વધારે સારું પડે ધાર્મિક place આવી જાય ને જાત્રા પણ થય જાય ફરાય પણ જાય બધું એક સાથ હમ આગ્રા માં અમે લોકો ગયા ત્યારે તો બૌ મસ્ત હતું અખા અમે લોકો ગયા ને તો અમારી સાથે અમે લોકો તો હતા તે foreigner foreigner લોકો એ વધારે અને એ લોકો જે અપડે clothes પેરેલા હોય ને એ જોય ને એટલા ખુશ થાય ને એના photo પાડવા માંડે મારા મમ્મી ની આ રીતેજ સાડી હતી

તો અમે લોકં અગ્રા ફરવા ગયા ત્યાં પ્પોઈચા ને તો બધા foreigner લોકો પાસે આવીને ઓ wow અમ ને તેમ ને પછી photo પડ્યા બધાયે અચ્છા એ લોકો ને નવીન લાગે ને હમ અપડે સંસ્કૃતિ જાળવી રાખવી પડે ને એટલે મમ્મી એ સદી પેરી હતી તે ના બધે એ અલગ અલગ photo પડ્યા આવી રીતે બધું હતું અચ્છા સારું કેવાય નવા નવા લોકો જોવા મળ્યા નવી નવી નવી, નવા નવા વ્યક્તિ જોવા મળે એટલે મજા આવે જોવાની ફરવાની મજા પણ આવે ફરવાની જોવાની બધી હા બોલો હવે તમે

હા હું તો બોલુજ છુને હમ હવે ક્યારે જવાન બીજી વાર જત્ર્રા એ plan બને છે જગન્નાથ પૂરી રામેશ્વર આ રીતે અખો longturn અચ્છા હમ પાછા જત્ર્રા કરવા જવાન એમ ને તમારે હમ બા દાદા આ વખતે સાથે આવે નો આવે એનાથી ખબર પણ અમેતો જાસુજ તે

હા હા એમ મને તો લાગ્ય કે કોને phone કર્યો એમ હા હા

starting થી મને નોજ ઓળખતા હોવ ને

હા મેં તો introduction માંગું કે કોણ કોણ હજી તો એમ કરું કે ત્યાં તો ચાલુ કરી દીધી વાત મેં કીધું ક હું ઓળખતો નથી ને કાય રીતે વાત કરવી મારે

હા થોડીક થોડીક ઓળખાણ પડી પણ હજી આગળ વધારે પછી વાત હવે હમ long સમય ત્ય ગયો છે હા અચાનક થી phone આવ્યો કે વરસ મા ને આજે અચાનક કર્યો હમ નાય આજે પણ time મળી ગયો અને હું કૌ લાવો જુના friends ને call કરું તો બધાને કર્યો પેલા સ્નેહા ને કર્યો પછી વિસુ ને કર્યો પછી મિત ને કર્યો પછી તમને કર્યો અચ્છા કારણ કે આપડી એટલી મુલાકાત થય નથી એટલે મને ખ્યાલ નથી

હા આવ નજીક આવીને સધી બાઇએ કહ્યું આમને કાંઈ ખબર નથી લાગતી છાપા બાંપા વાંચો છો કે નહીં આખા દેશમાં lockdown છે કોઈએ રસ્તા ઉપર નથી નીકળવાનું સરકારનો આદેશ છે.

દોલતરામ સાયકલ ઉપર થી નીચે ઉતરી ગયા. ઘણી ખમ્મા ઘણી ખમ્મા કરીને નાખીને આગળ દોડતી તરત આવી તે હાથ જોડીને તેણે કહ્યું માફ કરી દો બાપુજી ભૂલ થઈ ગઈ સરકાર તો માય બાપ કહેવાય એની સામે કાઇ ન બોલાય.

દોલતરામે મક્કમતાથી કહ્યું બીજા બે ત્રણ police officers પણ ત્યાં આવી પહોંચ્યા. વાત થોડી વધારે આગળ વધી ગઈ દંડો ફેરવતા ફેરવતા સતુભા દોલતરામ ની નજીક આવ્યા. નથુભા દોલતરામ સુધી પહોંચે ને એ પહેલા લાઠી વચ્ચે આવી ગઈ બે હાથ જોડીને લખી એ કહ્યું મારા બાપુને કાંઈ ન કરતા એમના વતી હું માફી માગું છું તો સમજાવ તારા બાપુને. એને કહી દે બાપ સામે વટ ના કરાય કાકીની પાછળ ઉભેલા દોલતરામ એ ચાંપલા સે કહ્યું કે જ્યાં લગી ઘરમાં અનાજ છે અને જેટલા રૂપિયા પડ્યા છે ત્યાં જ લગી આ બધો રોગ છે જેથી બેમાંથી એકેય નહીં હોય ને તે દી અમારી તકલીફ સમજાશે આટલું બધું ગુમાન શેનો છે તને એનો માલ આખો સામે સતી તો વધારે નાકીજ આયા બાપુ બસ કરો હવે માણસ સામે શું કામ બોલો છો હવે દોલતરામ સામે જોઈને માખી એ થોડા ગુસ્સામાં કહ્યું. પછી સતુભા સામે જોઈને બોલી કે એને મોઢે ગણી નથી એના વાક્યનું ખરાબ ન લગાડતા હો મોઢામાં ગરણી ના હોય એ ના ચાલે કોની સાથે વાત કરે છે એ ખબર છે ને એક તો કાયદો તોડે છે અને ઉપરથી દલીલો કરે છે. શેનો વટ છે આટલો બધો નથુભા નું મગજ છટકી ગયું લાઠીના પાછળ ઉભેલા દોલતરામે જવાબ આપ્યો જરીક ગરીબો માટે કાયદા અલગથી નથી ગડાતા સરકારના હુકમનું પાલન દરેક નાગરિકે કરવાનું હોય. અને એ જોવાની ની જવાબદારી નથુભાઈ ની છે કે જો સરકારે તેમને આ દેશના નાગરિક ગણ્યા હોય ને તો આ ભારતનો હોય બસ કરો ને બાપુ લખી અકળાઈ ગઈ પણ દોલતરામ અટકવાના મૂડમાં નથી. રૂઢિ બંધ કરી દીધી એનો ગમ નથી અમને વતન તો ગયા જાવા દે જવું હોય તો જમણો હાથ લાંબો કરીને દોલતરામે કહ્યું દેશના ભલા માટે નિર્ણય લેતા પહેલા સરકાર કંઈ તમારું મત લેવા ના આવે. બોલીને કટાક્ષમાં દોલતરામ એ કહ્યું અમે મત નથી દેતા ને એટલે અમારો મત ના ગણાય બહુ ફાટ વધી ગઈ છે તારી ત્યાં કચ્છ કચાવીને બોલતા બોલતા ત્યાં તો લખી ના પાછળ પહોંચી ગયા. અને જોરથી એક દંડો દોલતરામના પગમાં માર્યો બાપુ એમ કહીને રાખીએ જોરથી ચીઝ પાડી પગ ઉપર જોરથી દંડો વાગવાથી દોલતરામ જમીન પર બેસી ગયા લાખી એમના પગ પાછળ બેસી ગઈ. ક્યારનું સહન કરું છું તારો બક્વાસ અહીં તો નથુભાઈ જોરથી દંડો પછાડ્યો પછી ચપટી વગાડીને કહ્યું અહીંથી આગળ નહીં જવા દઉં જાવ થાય એ કરી લો દુખતા હાથ ઉપર બંને હાથ મૂકીને

આજે તો તારી બધી અક્કલ ઠેકાણે લાવીને જ રહું એમ કહીને સતુભાઈ ફરી પોતાનો દંડો ઊંચક્યો અને દોલતરામ તરફ આગળ વધ્યા ત્યાં તો લાઠી સતુભા ના પગમાં પડી ગઈ એમ કહી કે તમારા પગે પડું છું મારા બાપુને નહીં મારતા ભાગી જા છોકરી તું વચ્ચે ના આવ એવું સતુભાઈ કહ્યું પછી બાજુ ઉપર પેલા મહિલા ને કહ્યું કે છોકરીને બાજુ પર લઈ જાવ. હજી વધારે તંગ અને કરુણ દ્રશ્ય સર્જન એ પહેલાં જ side ઉપર પડેલી police ની jeep નું દરવાજો police નો uniform એના ઉપર mask અને આંખો ઉપર sun glasses ચકાટ polish કરેલા જુદા કાઢ્યા. Inspetor of police પીઆઇ jeep માંથી ઉતર્યા કે રહેવા દો સતુભા જીપમાંથી ઉતરવાની સાથે જ એમણે કહ્યું અરે સર પણ આપણી સામે power દેખાડે છે કે આ ભાઈ માલ થયા પછીનો power છે સતુભા જેની પાસે ગુમાવવા જેવું કશું જ બાકી ના હોય ને એ હવે આપણાથી નહીં ડરે પછી constable સામે જોઈને કહ્યું કૃપા કરો આમ બે constable દોલતરામ ની મદદથી આવ્યા. હાથ પકડીને તેમણ ઉભા કર્યા. તેમની સાથે લાઠી પણ ઊભી થઈ પછી ચાલતા ચાલતા પીએસઆઇ દોલતરામ ની નજીક આવે છે પોતાના gogels ઉતારીને દોલતરામ ની આંખોમાં આંખો નાખીને શું નામ છે તમારું કે દોલતરામ કે વતન વણસપુરા રાજસ્થાન જીલ્લો ડુંગરપુર હા પીએસઆઇ સાહેબને ખાતરી થઈ ગઈ હતી કે દોલતરામ સાચું કહી રહ્યો છે ખાવાનું લીધું છે સાથે થોડાક નરમ અવાજે તેમણે પૂછ્યું stand ઉપર ચઢાવેલી સાયકલને પોટલી જોઈને દોલતરામે કહ્યું છે સાહેબ તો કેટલા જમણ ચાલશે ચાર પાંચ જમણ તો આરામથી નીકળી જશે. પોતાના પેન્ટના પાછળના ખીચામાંથી પોતાનું wallet કાઢ્યું અને તેમાંથી કદ કરતી પાંચસો ની note દોલતરામ સામે ધરીને પીએસઆઇ સાહેબ કીધું કે આ રાખી લો રસ્તામાં કામ આવશે મુસાફરી બહુ લાંબી છે. એ ન ખપે સાહેબ બે હાથ જોડીને દોલત દોલતરામે કહ્યું તમને અમે માણસ ગણ્યું ને એ જ કાફી છે અરે રાખી લો પાંચસો ની note પરાણે દોલતરામના હાથમાં આપીને પીએસઆઇ સાહેબ બોલ્યા દીકરીને આશીર્વાદ આપ્યા છે. એમ સમજીને રાખી લો છોડેલા બે હાથ વચ્ચે પાંચસો ની નોટ લગાવીને દોલત રામે કહ્યું ભગવાન તમારું ભલું કરે એટલું કહીને stand ઉપર થી સાયકલ ઉતારી દોલતરામ તેમની ઉપર ભેતા

પછી ખિસ્સામાંથી પોતાનું visiting card આપીને કહ્યું આ મારું card છે રસ્તામાં કોઈ અટકાવે હેરાન કરે ને તો મને phone કરાવજો. card નહીં બે હાથ જોડીને સાયકલ માંડ

પછી mask પહેરી લીધું. આ દ્રશ્ય જોઈ રહેલા નથુભાઈએ સાહેબ ની નજીક આવી ધીમેથી પૂછ્યું સર એક સવાલ પૂછું પૂછો પૂછો સતુભા એ બાપ દીકરીએ mask પણ નતા પહેર્યા. બીમારી ફેલાવવાનું આપણે જ મદદ કરશું તો સતુભા પોતાનું વાક્ય પૂરું કરે એ જ પહેલા પીએસઆઇ સાહેબે તેમના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું સતુભા કોઈ દિવસ જૈસલમેર ગયા છો કે ના પાડી સતુભા ના હાથ ઉપર ખભા ઉપર હાથ રાખીને ચાલતા ચાલતા પીઆઇ સાહેબે કહ્યું એકવાર જેસલમેર જજો અને ધૂળની ઉડતી ડમરીઓની વચ્ચે હાથમાં પૂજાની થાળી અને હાર લઈને આ લોકો તમારું સ્વાગત કરશે તમને ચાંદલો કરશે ખબર છે કેમ કારણકે તમે એમના મહેમાન છો ભલે સાવ નીચા હોય પણ તમે એમના પ્રદેશની મુલાકાતે આવ્યા છો અને ઢોલ વગાડીને ધૂળની વચ્ચે મૃત્યુ કરીને સંગીત અને શરાબની કાંઠે એ લોકો તમારું સ્વાગત કરશે ગયા પોતાના sun glasses ઉતારી શકવાની આંખોમાં આંખો નાખીને પીએ પીઆઇ સાહેબે કહ્યું કે ભલે એ અહીંયા પૈસા એ લોકો પૈસા રડવા માટે આવ્યા હોય પરંતુ કહેવાય તો આપણા જ મહેમાનને આડી લીતે કરશું તો તેમણે ઘર સુધી મુકવા જવું જોઈએ હા એ જ વિસ્તાર હતો જ્યાં ભાવનગર શહેરની હદ પૂરી થઈ રહી હતી.

અને દોલતરામને પહેર્યા પર બીજું કોઈ છત્રપતિ શિવાજી airport પર land થયા પછી આવે છે લાખીએ ખુશ થઈને કીધું કે બાપુ તમારો phone આપો ને કે કીધું જેમમાંથી કાઢી લે. બાપુના ખિસ્સામાંથી નાનકડો એવો ફોન કાઢીને રાખીએ એક નંબર ડાયલ કર્યો અને રામ રામ ગીતા હું વતન આવી છું થોડા અંતરાલ પછી એને કહ્યું કે એટલું બોલીને માથે દોલતરામના માથા ઉપર કે અમારી ચિંતા નહીં કરતા થોડાક દિવસોમાં પહોંચી જઈશું પછી બપોર પડી ગયેલી.

તેણે પૂછ્યું રોટી ખાવી છે બાપુ કે હમણાં હમણાં નહીં છોરી ઊંઘ આવશે ને તો ખાસું તો ઊંઘ આવશે પછી કે આ શું છે બાપુ તો કે વતન સુધી પહોંચવાનો માર્ગ છે નડિયાદ નડિયાદ થી કપડવંજ કપડવંજ થી મોડાસા મોડાસા થી શામળાજી પછી રતનપુર border વટાવી ડુંગરપુર અને ડુંગરપુરમાં તો ગણેશપુરા એમ આપણે ઘર. ને ઘરની અંદર દાદી શા આવું કહી તો લખીને દોલતરામે પેટી જ પડી. પછી કે જો છોરી ત્રણ દી માં તને ગણેશ પુરા ના પહોંચાડી દીધી ને તો મારું નામ દોલતરામ નહીં જે કામ અહીંની સરકાર ના કરી શકી ને એ કામ હું તને કરીને બતાવીશ પણ કે મારી સરકાર તો તમે જ છો ને બાપુ. તમે હો પછી મારે શું ચિંતા મને તો મારી ચિંતા થાય ને તું તો મારી એકની એક છોરી છો એ પાછી જુવાન એકલો માણસ હોય ને તો ગમે ત્યાં સુઈ જાવ પછી કે બાપુ એક વાત કરું એમ કે આ શેર એ ગુજરાતમાં ગુજરાત ની બાર પણ થાય છે તોહ હકિતમાં શેર એટલે થાય શું કોઈ પણ business એનો નાનો મોટો હિસો એટલે એને શેર કહેવાય અહી શેર ઘણા બધા

તમે આ reliancetea મા business મા invest કર્યું હોય પછી માની લો કેવુ perform કરે છે ચા ના ધંધા મા એ તમારા પાંચ હજાર રુપિયામાં અસર કરશે કાતો પાંચ હજાર આમ વધશે કાતો ગટશે Market મા લોકો reliance નો શેર જોતા હોય T series જોતા હોય D Mart નો શેર જોતા હોય નું જોતા હોય અલગ અલગ બધી વસ્તુ જોતા હોય

Stock એટલે શું? શેર એટલે શું કોઈપણ business એના વિશે હોય તમે એના owner કહેવાય બરોબર આપડે IPO ને બધું detail માં ઓછું ફાવશે અત્યારે તમને આટલી વસ્તુ આવડી ગઈ બરોબર ને એ તો stock market શું છે અને એક તો શેર શું છે હવે આટલી વસ્તુ clear કરી લઈએ હવે ઘણીવાર